તેમજ ચપ્પલ પણ દેખાય રહી છે તેની બાજુમાં એક શોપ છે જે બંધ છે અત્યારે કાચનો દરવાજો દેખાય રહ્યો છે.

પતરા તેમજ અન્ય લાદીઓ પણ દેખાઈ રહી છે જે એક રૂમ માં મુકેલ છે જે પતરાથી આખો બંધ છે.

તળાવની બાજુમાં ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે તેમજ ત્યાં ડુંગર પણ દેખાઈ રહ્યો છે.

આપેલ દ્રશ્યમાં ઘણા બધા ટોયલેટ ટબ દેખાઈ રહ્યા છે તેમજ વોશ બેસિન દેખાઈ રહ્યા છે.

તેમજ ત્યાં કાળા કલર નો ગેટ દેખાઈ રહ્યો છે જેની બહાર પીળા કલર નું બોર્ડ મારેલો છે જેના ઉપર બીએસએનએલ લખ્યું છે.

શોપ માં ફુગ્ગા લગાવેલા દેખાઈ રહ્યા છે મોટી કાચ દેખાઈ રહી છે અન્ય ચીજ વસ્તુઓ પણ દેખાઈ રહી છે.

દ્ર અ દ્રશ્યમાં ઘણા બધા ફુગ્ગાઓ દિવાલ ઉપર લગાવેલા દેખાય રહ્યા છે.

તેમજ તંબુની બાજુમાં ઘણા બધા નાના છોડ દેખાઈ રહ્યા છે જમીન સુકાયેલી દેખાઈ રહી છે.

જેમાં લૉન રોપવામાં આવેલી છે તેમજ કુંડામાં ઘણા બધા નાના નાના છોડ રોપવામાં આવેલા છે.

આપેલ દ્રશ્યમાં એક દવાની દુકાન દેખાઈ રહી છે જેનું નામ છે તુલસી કેમીકલ કેમેસ્ટર એન્ડ જનરલ સ્ટોર .

આપેલ દૃશ્ય મંદિરની લાગી રહ્યું છે જેની બહાર ત્રણ નાની બાઇક ઊભેલી દેખાઈ રહી છે.

તે રસ્તાની બાજુમાં છે રસ્તા પરથી વાહન પરથી થઈ રહ્યા છે રસ્તાની પેલી સાઈડ થી બિલ્ડીંગ દેખાઈ રહી છે.

ગાયોની પાછળ બ્લુ કલર ની ગ્રીન કલર ની નેટ બાંધેલી દેખાઈ રહી છે ઘણાંબધા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે.

તેની અંદર રેતી દેખાઈ રહી છે તેમજ પીળા કલર નો દરવાજો દેખાઈ રહ્યો છે.